અહીં અહીં તમે જોઈ શકો છો કે વાલીઓ પોતાના બાળકોની રાહ જોયા છે.

અને સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ નું જે નામ છે તે સરસ કાર્વિંગ અંદર લખ્યું છે.

ઉપર ત્રણ છોકરાઓ અને નીચે બે જણ ઉભા છે.

વચ્ચે અહ સાવ ફ્લાવર વોલ્સ જેવું બનાયવું છે.

અને મજૂરો લોકો અને બહેનો એયા અયા અહીંયા કામ કરી રહ્યા છે.

નાની અમથી કેન્ટીન છે અને બાજુનું તમે બિલ્ડીંગ જોઈ અહ જગ્યા જોઈ શકો છો.

અને લે-લેવાની ટ્રાય કરી રહ્યા છે અને એક આંટી એમ એ લોકોને ગાઈડ કરી રહે રહેલા લાગે છે.

અને તમે જોઈ શકો છો કે એક દંડાથી રેલિંગ જેવું બનાવ્યું છે.

અને સામે એક નાનુ ઝૂંપડી જેવું છે અને એની આગળ એક નાની અમથી નદી કે પાણીનું તળાવ જેવું દેખાઈ રહ્યું છે.

પિક્ચર માં ખૂબ જ સરસ મજાનો બુદ્ધ ભગવાનની મૂર્તિ છે જેના પર લયખુ છે જય બુદ્ધાય જય ભીમ જય ભારત.

એ બહુ મોટું છે અને જુદા જુદા અહ શેપ ના અને સાઈઝ ના ઘણા બધા પાઇપો એક ઉપર એક અરેંજ કરેલા દેખાઈ રહેલા છે.

આ એક ખૂબ જ સુંદર દ્રશ્ય છે જેની અંદર અ આપણે નદી જોઈ શકીએ છે.

અને એની બાજુમાં જે છે તે હજુ કલર નથી થયો.

લાગે છે કે કોઈ મોટી શોપ છે જેની અંદર સેમસંન રીયલ મી અને બીજી કંપનીઝ મોબાઈલ અહીંયા વેચાઈ રહ્યા લાગે છે.

જ્યાં બો સરસ રીતે અ સ્ટેજ ઉપર લાઈટો થી ડેકોરેશન થયું છે.

આ એક ખુબ સરસ મજાની હોટલ નુ અ સીટઆઉટ છે.

ને તમે જોઈ શકો છો કે આર્ટિફિશિયલ ગ્રીન કલર ની મેટ નીચે સરસ રીતે પાથરી છે અને વુડન ફ્લોરિંગ છે.

કોઈ ફેક્ટરી નો પીચર છે તમે જોઈ શકો છો કે અહ બ્લુ કલર ના બહુ મોટા મોટા મશીનો દેખાઈ રહ્યા છે.

એક ભાઈ હેલ્મેટ પહેરીને યલો કલર ના મશીન થી ખાડાની અંદર કંઈ કામ કરી રહ્યા છે.

આ એક નાની અમથી અ ભવન જેવું--

ને તમે જોઈ શકશો શકો છો કે ઘરની નીચે નીચેના મારા ઉપર એ લોકોએ સોમીલ બનાવી છે.

બહુ મોટા સંખ્યાની અંદર લાકડા પયડા છે.

આ લાગે છે કે કોઈ મ્યુઝિક ક્લાસ ન-ની અંદર અહ નો આ દ્રશ્ય છે.

ક્રિકેટ ગ્રાઉન્ડ છે અને એક વ્યક્તિ બેટિંગ કરે છે અને પાછળ અ ફિલ્ડિંગ કરે છે.

અને ઘણી બધી આયુર્વેદિક દવાઓ દ-દે દેખાય છે.

તમે જોઈ શકો છો કે બધા સ્ટાફ મેમ્બરો એક સાથે ઓનર સાથે ફોટો પડાવી રહેલા છે બાજુમાં એ લોકની કાર છે.

જ્યાં તમે જોઈ શકો છો કે ખૂબ સરસ રીતે નદી નદી વહી રહી છે.

એ તમે જોઈ શકો છો કે છોકરા લોકો કોઈની ટેરેસ ઉપર યોગા કરી રહ્યા છે.

માટીનું સફેદ માટીનો ઢગલો છે કપચી છે અને મજૂરો અહ કપચી અને માટી રેતીઓ ઊંચકીને તગારો ઉચકીને જઈ રહ્યા છે.